આ તસવીરમાં બાળકો એક ક્લાસરૂમ માં બેઠા છે બધા વિદ્યાર્થીઓ સ્કૂલ યુનિફોર્મ માં છે અને પોતાના નોટબુક માં કંઈક લખી રહ્યા છે.

આ કોલેજ ની બિલ્ડીંગ ના બાજુમાં બઉ બધા નારિયલના વૃક્ષો પણ જોવામ જોવામાં આવેલું છે.

ચિત્રમાં આયંગર્સ કેક શોપ છે જેમાં વિવિધ પ્રકારના વિવિધ ફ્લેવર્સ ના કેક મળતા છે.

બોઉ બધા લોકો ફરતા છે લોકો નીચે ઘાસ ઉપર બેસીને વાતો કરછા કરતા છે.

આ તસ્વીરમાં આપડે બાથરૂમ અને કિચન માટેના વિવિધ સેનિટરી ઉપકરણો જોઈ શકીએ છે.

આસપાસ રેતીવાળું મેદાન અને હરિયાળી વૃક્ષો જે છે આ સ્થળને કુદરતી વાતાવરણ --

આ ચિત્રમાં સ્ટાર બકસ કોફી ની શોપ જોવામાં આવેલું છે.

આ ચિત્રમાં નાસ્તાનું દુકાન જોવામાં આવેલું છે જેમાં વિવિધ પ્રકારના નાસ્તો મળ્યો છે.

આ ચિત્રમાં એક પાર્ક જોવામાં આવેલું છે જેમાં નાના મોટા વૃક્ષો જોવામાં આવેલું છે.

જેનું કુરશી અને ટેબલ ઉપર એ નોટિસ બોર્ડ જેવું બધું પ્રોજેક્ટ નું વર્ક લગાવવામાં આવેલું છે.

એમાં બહુ બધા છોકરાઓ જોવામાં આવેલા છે જે એક બીજા સાથે ડિસ્કશન કરતા છે.

આ તસ્વીર એક કોલેજ સ્ટુડન્ટ દ્વારા રચાઇલી એક પ્રોજેક્ટ જેવુ લાગતું છે.